સી અને C માં લોજીકલ ઓપરેટર પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું લોજીકલ ઓપરેટરો જેમ કે લોજીકલ એન્ડ ઉદા
એક્સપ્રેશન1 એક્સપ્રેશન2 લોજીકલ ઓર ઉદા
એક્સપ્રેશન1 || એક્સપ્રેશન2
લોજીકલ નોટ ઉદા
આપણે આ ઉદાહરણોની મદદથી કરીશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 1110 ઉબુન્ટુમાં જીસીસી અને g કમ્પાઇલર આવૃત્તિ 4 61 નો ઉપયોગ કરી રહ્યી છું
ચાલો લોજીકલ ઓપરેટરોનાં પરિચય સાથે શરૂઆત કરીએ
સી એન્ડ C માં ટ્રૂ એ 0 કરતાં અન્ય કોઈ બીજી વેલ્યુ છે
શૂન્ય ન હોવાનો અર્થ ટ્રૂ છે નોન ઝેરો ટ્રૂ શૂન્ય એટલે ફળસે ઝેરો ફળસે એક્સપ્રેશન જે લોજીકલ ઓપરેટરોનો ઉપયોગ કરે છે તે ટ્રૂ માટે 1 અને ફળસે માટે 0 રીટર્ન કરે છે
હવે હું ઉદાહરણની મદદથી લોજીકલ ઓપરેટરો સમજાવીશ
અહીં સી માં લોજીકલ ઓપરેટરો માટેનો પ્રોગ્રામ છે
મેઇન બ્લોકની અંદર આ સ્ટેટમેંટ aબી અને સી વેરીએબલોને ઇન્ટીજર તરીકે જાહેર કરે છે
પ્રિન્ટફ સ્ટેટમેંટ યુઝરને aબી અને સી ની વેલ્યુઓ દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે
સ્કેન્ફ સ્ટેટમેંટ યુઝર પાસેથી aબી અને સી વેરીએબલો માટે ઈનપુટ લે છે
અહીં આપણે મહત્તમ વેલ્યુ શોધવા માટે વેલ્યુ એ ની તુલના વેલ્યુ બી અને સી સાથે કરી રહ્યા છીએ
એકસાથે તુલના કરવા માટે આપણે લોજીકલ એન્ડ ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ
અહીં લોજીકલ એન્ડ ટ્રૂ વેલ્યુ રિટર્ન કરે એ માટે તમામ કંડીશનોનું ટ્રૂ હોવું જરૂરી છે
ફળસે કંડીશન મળવા પર એક્સપ્રેશન આગળ ઉકેલાશે નહી
આમ એસી એક્સપ્રેશન ફક્ત ત્યારે જ ઉકેલાશે જયારે અબ ટ્રૂ હોય છે
જો એ એ બી કરતા નાનો હોય ત્યારે એક્સપ્રેશન આગળ ઉકેલાશે નહી
જો પહેલાની કંડીશન ટ્રૂ હોય તો આ સ્ટેટમેંટ ઉકેલાય છે
આગળ બીસી ઉકેલાય છે
જો કંડીશન ટ્રૂ હોય તો સ્ક્રીન પર બી ઇસ ગ્રેટેસ્ટ એવું દર્શાવાશે
નહી તો સ્ક્રીન પર સી ઇસ ગ્રેટેસ્ટ એવું દર્શાવાશે
આપણે હવે લોજીકલ ઓર ઓપરેટર પર આવીશું
અહીં લોજીકલ ઓર ટ્રૂ વેલ્યુ રિટર્ન કરે એ માટે કોઈપણ એક કંડીશનનું ટ્રૂ હોવું જરૂરી છે
ટ્રૂ મળ્યા પછી એક્સપ્રેશન ઉકેલવા માટે આગળ વધતું નથી
તેથી જો એ ઝેરો ત્યારે બચેલા બે એક્સપ્રેશન ઉકેલાશે નહી
જો એ બી કે સી માંનું કોઈપણ 0 હોય તો પ્રિન્ટફ સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થાય છે
પ્રોગ્રામનાં અંતમાં આવીએ
રિટર્ન 0 અને બંધ કર્લી કૌંસ
હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો
તેને c એક્સ્ટેંશન સાથે સંગ્રહીત કરો
મેં મારી ફાઈલને logicalસી તરીકે સંગ્રહી છે
Ctrl Alt અને ટી કી એકસાથે દબાવી ટર્મીનલ ખોલો
કોડને કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો જીસીસી logicalસી o લોગ એન્ટર દબાવો એક્ઝીક્યુટ કરવા માટે log ટાઈપ કરો એન્ટર દબાવો
હું આપેલ રીતે વેલ્યુઓ દાખલ કરીશ આઉટપુટ આ રીતે દેખાશે સી ઇસ ગ્રેટેસ્ટ
થે પ્રોડક્ટ ઓએફ એ બી એન્ડ સી ઇસ ઝેરો
તમારે આ પ્રોગ્રામ ઇનપુટ્સના જુદા જુદા સમૂહ સાથે એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ
હવે ચાલો સમાન પ્રોગ્રામ C માં લખીએ
મેં પહેલેથી જ પ્રોગ્રામ લખ્યો છે અને આપણે તે મારફતે જશું
અહીં C નો કોડ છે
હવે C માં સમાન પ્રોગ્રામ બનાવવા માટે આપણે અમુક ફેરફારો કરીશું
અહીં હેડર ફાઈલમાં ફેરફાર છે
યુઝિંગ સ્ટેટમેંટ વપરાયું છે
એ સાથે જ આઉટપુટ અને ઈનપુટ સ્ટેટમેંટોમાં પણ તફાવત છે
ઓપરેટરો સમાન રીતે વર્તન કરશે જેમ તેમણે સી માં કર્યું હતું
સવે પર ક્લિક કરો
ખાતરી કરો કે ફાઈલ cpp એક્સ્ટેંશન સાથે સંગ્રહીત થયેલ છે
Ctrl Alt અને ટી કી એકસાથે દબાવી ટર્મીનલ ખોલો
પ્રોગ્રામને કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g logicalસીપીપી o લોગ1 એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો log1 Enter દબાવો
હું આપેલ રીતે વેલ્યુઓ દાખલ કરીશ
તો આપણે જોઈએ છીએ કે આઉટપુટ સી પ્રોગ્રામ સમાન છે
તમારે આ પ્રોગ્રામ ઇનપુટ્સનાં જુદા જુદા સમૂહ સાથે પણ એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરવું જોઈએ
હવે ચાલો એરર જોઈએ જેનાંથી આપણે રૂબરૂ થઇ શકીએ
એડીટર પર જાવ
માની લો કે અહીં આપણે કૌંસ ભૂલી ગયા છીએ
આ અને આ રદ્દ કરો
ચાલો જોઈએ કે શું થશે પ્રોગ્રામને સંગ્રહો
ટર્મીનલ પર પાછા આવીએ પહેલાની જેમ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરીએ આપણને એરર દેખાય છે એક્સપેક્ટેડ આઇડેન્ટિફાયર બેફોર ટોકેન
આ એટલા માટે કારણ કે અહીં આપણી પાસે બે જુદા જુદા એક્સપ્રેશન છે આપણે તેને એન્ડ ઓપરેટરની મદદથી એક એક્સપ્રેશન તરીકે ઉકેલવું પડશે
ચાલો હવે આપણા પ્રોગ્રામ પર જઈએ અને એરરને સુધારીએ કૌંસને અહીં અને અહીં દાખલ કરો
સવે પર ક્લિક કરો ટર્મીનલ પર પાછા આવીએ
ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ અને એક્ઝીક્યુટ કરીએ તો આ કામ કરી રહ્યું છે
ચાલો હવે ટ્યુટોરીયલનો સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા લોજીકલ એન્ડ વિશે ઉદા
એ બી એ સી લોજીકલ ઓર વિશે ઉદા
એ 0 || બી 0 || સી 0 એસાઇનમેંટ યુઝર પાસેથી બે ક્રમાંકો ઇનપુટ તરીકે લેતો પ્રોગ્રામ લખો
નોટ ઓપરેટરની મદદથી તપાસ કરો કે બે ક્રમાંકો સરખા છે કે નથી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
જોડાવા બદ્દલ આભાર